સાઈલેબનો ઉપયોગ કરી ઈટરેટીવ ગણતરી પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
હું મેક ઓપરેટીંગ સીસ્ટમ ઉપર સાઈલેબ આવૃત્તિ 52 વાપરી રહ્યી છું
પરંતુ આ ગણતરીઓ અન્ય આવૃત્તિઓમાં અને સાઈલેબ જે લિનક્સ અને વિન્ડોઝ ઉપર રન થાય છે તેમાં પણ કામ કરવું જોઈએ
હું iterationસ્કે માં ઉપલબ્ધ કોડનો ઉપયોગ કરીશ
મેં આ ફાઈલ સાઈલેબ એડિટરની મદદથી ખોલી છે જે મેં એડિટર તરીકે ઉપયોગ કરવા માટે યોજ્યું હતું
ચાલો કોલોન ઓપરેટરની મદદથી વેક્ટર બનાવીએ આઇ ઇકવલ ટુ 1 કોલોન 5 તે 1 ઇન્ક્રીમેન્ટ સાથે 1 થી 5 માટે વેક્ટર બનાવે છે
આ આદેશમાં આઇ એ 1 કોલોન 2 કોલોન 5 સમાન છે આપણે જોઈએ છીએ કે 2 નું મધ્ય આર્ગ્યુંમેન્ટ ઇન્ક્રીમેન્ટ સૂચવે છે
1 એ પ્રથમ આર્ગ્યુંમેન્ટ છે જ્યાંથી વેક્ટર શરૂ થાય છે
હું 5 થી આગળ ન જઈ શકું
જોકે તે 5 સમાન હોઈ શકે છે
નોંધ લો કે જો અંતિમ આર્ગ્યુંમેન્ટ 6 થી બદલાય છે તો પરિણામ સમાન જ રહે છે
આ વર્તણૂક સમજાવવા માટે મુશ્કેલ નથી
શું તમે સોચી શકો છે કે આ શા માટે યોગ્ય થાય છે
હવે આપણે ઈટરેટીવ ગણતરીઓ કરવા માટે ફોર સ્ટેટમેન્ટનો ઉપયોગ નિદર્શન કરીશું
ફોર આઇ ઇકવલ ટુ 1 કોલોન 2 કોલોન ડીઆઇએસપી આઇ ફોર લુપનો અંત
હું આ કટ કરીશ સાઈલેબ કન્સોલમાં પેસ્ટ કરીશ એન્ટર ડબાઓ
આપણે લૂપ મારફતે જઈએ ત્યારે આ કોડ આઇ પ્રિન્ટ કરે છે
આ પ્રદર્શન આદેશ ડીઆઇએસપી ના કારણે છે પાસ કરેલ આર્ગ્યુંમેન્ટ પ્રદર્શિત થાય છે
ફોર લુપ ઈન્ટીજર વેલ્યુઝ માટે વપરાય છે
આ કિસ્સામાં ચાર ઈન્ટીજર વેલ્યુઝ છે 1 3 5 અને 7 દર્શાવવામાં આવે છે
જેટલી વખત ઈટરેશન થાય છે ફોર લૂપમાં તેને પ્રાયોરી તરીકે ઓળખાય છે
ટ્યુટોરીયલના બાકીના ભાગમાં આપણે 1 નું ડીફોલ્ટ ઇન્ક્રીમેન્ટ પર રહેશું
ચાલો આઇ ઇકવલ ટુ 1 ટીઓ 5 પ્રદર્શિત કરતા લૂપ સાથે શરૂઆત કરીએ
આપણે બ્રેક સ્ટેટમેન્ટ રજૂઆત કરી આ કોડ સુધારીશું
નોંધ લો કે આઇ ફક્ત 2 સુધી પ્રદર્શિત થયેલ છે
ઇટરેશન આઇ ની અંતિમ વેલ્યુ સુધી ગયું નથી જે 5 છે
જયારે આઇ 2 સમાન હોય છે ત્યારે આઇએફ બ્લોક પ્રથમ વખત એક્ઝીક્યુટ કરવામાં આવે છે
બ્રેક કમાંડ લુપને બંધ કરે છે
જો કેટલીક વચ્ચેની કન્ડીશન સાચી થવાને કારણે જ્યારે આપણે લૂપમાંથી બહાર નીકળવા ઈચ્છતા હોય તો બ્રેક સ્ટેટમેન્ટનો ઉપયોગ કરી શકાય છે
નોંધ લો કે આઇ ઇકવલ ટુ 2 સ્ટેટમેન્ટ ઇકવલ ટુ ચિહ્ન બે વાર વાપરે છે
આ પ્રોગ્રામિંગ લેંગવેજીસમાં સમાનતા સરખાવવા માટેનો પ્રમાણભૂત માર્ગ છે
આ કમ્પેરીઝન સ્ટેટમેન્ટનું પરિણામ બુલિયન છે ટ્રૂ અથવા ફળસે
આપણે અહીં કોન્ટિન્યુ સ્ટેટમેન્ટ રજુ કરીશું પેસ્ટ કરો એન્ટર ડબાઓ
પરિણામ સ્વરૂપે આઇ લેસ ધેન ઓર ઇકવલ ટુ 3 માટે આઇ ફક્ત 4 અને 5 માટે જ પ્રદર્શીત થયું છે
આઇ લેસ ધેન ઓર ઇકવલ ટુ 3 સ્ટેટમેન્ટમાં બતાવ્યા પ્રમાણે કઈ થતું નથી
કોન્ટિન્યુ સ્ટેટમેન્ટ પ્રોગ્રામને બાકીનો કોડ અવગણવા માટે કહે છે
બ્રેક સ્ટેટમેન્ટ જેમ નહિં પણ તેમ છતાં તે લૂપને બંધ કરતું નથી
પરિમાણ આઇ વધે છે અને લૂપની તમામ ગણતરીઓ નવા આઇ માટે એક્ઝીક્યુટ થાય છે
આપણે નાની બ્રેક લેશું અને લેસ ધેન ઓર ઇકવલ ટુ પ્રકારના ઓપરેટરો માટે મદદ કેવી રીતે કરવી
ચાલો હેલ્પ સાથે લેસ ધેન ઓર ઇકવલ ટુ ટાઇપ કરીએ
આ સાઈલેબ હેલ્પ બ્રાઉઝર ખોલે છે
આપણે જોઈ શકીએ છીએ કે હેલ્પ લેસ વિકલ્પ હેઠળ ઉપલબ્ધ છે
તો આ બંધ કર્યા પછી આપણે ટાઇપ કરીશું હેલ્પ લેસ આપણે જરૂરી હેલ્પ માહિતીઓ અહીં જોઈ શકીએ છીએ
હું આ બંધ કરીશ
સાઈલેબમાં ફોર લુપ પ્રોગ્રામિંગ લેંગવેજ કરતા વધુ શક્તિશાળી છે
ઉદાહરણ તરીકે ચાલો વેક્ટર ઉપર લુપ કરીએ
આ સ્ક્રીપ્ટ વી ની દરેક વેલ્યુઝ દર્શાવે છે
હમણાં સુધી આપણે ફક્ત વેરિયેબલ દર્શાવતા હતા
આપણે ખરેખર ગણતરીનું પરિણામ પણ પ્રદર્શિત કરી શકીએ છીએ
નીચેનો કોડ નંબરો વર્ગ દર્શાવે છે
આપણે ફોર લૂપ માટે સમજાવવા માટે ખૂબ થોડો સમય લીધો છે
ચાલો હવે વ્હાઇલ લુપ જોઈએ
જયારે બુલિયન એક્ષપ્રેશન ટ્રૂ હોય ત્યારે વ્હાઇલ સ્ટેટમેન્ટ લુપ કરવા માટેની પરવાનગી આપે છે
લુપ ની શરૂઆતમાં જો એક્ષપ્રેશન ટ્રૂ હોય વ્હાઇલ લુપની બોડીના સ્ટેટમેન્ટ એક્ઝીક્યુટ થાય છે
જો પ્રોગ્રામ સારી રીતે લખવામાં આવેલ હોય તો એક્ષપ્રેશન ખોટું બને છે અને લૂપ બંધ થાય છે
હવે ચાલો વ્હાઇલ લુપ માટે ઉદાહરણ જોઈએ આઇ ની વેલ્યુ 1 થી 6 દર્શાવવામાં આવી છે
વ્હાઇલ લુપમાં બ્રેક અને કોન્ટિન્યુ સ્ટેટમેન્ટ ફોર લુપ સમાન જ કામ કરે છે જેવું આપણે બ્રેક સ્ટેટમેન્ટ સાથે નિદર્શન કર્યું હતું
આપણે જોઈ શકીએ છીએ કે જેવું આઇ 3 સમાન બને છે પ્રોગ્રામ લુપ બંધ કરે છે આ માટે બ્રેક સ્ટેટમેન્ટનો આભાર
તમે વ્હાઇલ લુપમાં કોન્ટિન્યુ લૂપ સ્ટેટમેન્ટ માટે પણ પ્રયત્ન કરી શકો છો
અહીં સાઈલેબનો ઉપયોગ કરી ઈટરેટીવ ગણતરી પરનું આ સ્પોકન ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે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
જોડાવા બદ્દલ આભાર